યુઝર લોગિન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે
અહીં એક સેશન બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલ છે
સેશન શરૂ કરવા માટે એક ફંક્શનની જરૂર રહેશે જે છે સ્ટાર્ટ સેશન
તે સ્ટાર્ટ સેશન અથવા સેશન સ્ટાર્ટ છે
ઝડપથી તપાસ કરીએ
એક એરર
તો તે સેશન સ્ટાર્ટ છે
માફ કરજો હું થોડો ગુંચવણમાં હતો
સેશન સ્ટાર્ટ રીફ્રેશ કરો રીસેન્ડ કરો અને યુરે ઇન
દર્શાવશે
આપણે સેશન શરૂ કર્યું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે
તો યુરે ઇન
આ પછી હું લખીશ ક્લિક હેરે ટીઓ enter થે સીક્રેટ
ના થે મેમ્બર પેજ
ઠીક છે
અને આ મેમ્બર ડોટ ફ્ફ્પ પેજ માટેની લીંક છે
સંક્ષેપમાં જ્યાં સુધી આપણે બરાબર ડેટા મોકલીએ છીએ આપણે લખીશું ક્લિક હેરે ટીઓ enter થે મેમ્બર પેજ જે હજુ સુધી બનાવ્યું નથી
યાદ કરો કે અહીં આપણે સેશન સ્ટાર્ટ બનાવ્યું છે જે ખુબ મહત્વપૂર્ણ છે
આપણે સેશન બનાવીશું અને તે માટે અહીં ટાઈપ કરીશ ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં ચોરસ કૌંસમાં સેશન નામ આપીશું
હું આને યુઝરનેમ સંબોધીશ અને તે આપણા યુઝરનેમ સમાન હશે
હું ડબ્યુઝરનેમ લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે
આપણી પાસે સેશન સેટ છે
જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો તો જયારે આપણે કોઈ પણ પેજમાં સેશન એકો કરીશું તો આ સેશનનાં રૂપે સુયોજિત થશે
આની સાબિતી માટે હું એક નવું પેજ બનાવીશ
આ મેમ્બર ડોટ ફ્ફ્પ પેજ હશે
હું આ મેમ્બર ડોટ ફ્ફ્પ તરીકે સંગ્રહીશ
અહીં હું લખીશ એચો અને યુઝરનેમ સેશન એકો કરીશ ઠીક છે
વાસ્તવમાં હું શરૂઆતમાં વેલકમ કોન્કેતીનેટ કરીશ અને અંતમાં આને વધુ લાક્ષણિક બનાવવા માટે ઉદગાર ચિન્હ ઉમેરીશ
જ્યાં સુધી આપણે લોગીન છીએ આ આ કમાંડ અહીં રન કરવું જોઈએ બીજા પેજ જે આપણે બનાવીશું તે પર આપણા યુઝરનેમ માટે બ્રાઉઝરમાં સેશનને સુયોજિત કરી
જો અહીં બીજું પેજ છે અને સુયોજિત કરવા માટે તમે આ કોડનો ઉપયોગ કરો તો આ કાર્ય કરશે
તમને આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ ચોક્કસ પડશે
તો દરેક પેજ જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે તે અંદર સેશન સ્ટાર્ટ ની જરૂર છે
રીસ્ટાર્ટ કરીએ
મુખ્ય પેજ પર પાછા જઈએ
હું મારી વિગતો જેમ કે એલેક્સ અને એબીસી સાથે લોગીન કરીશ લોગ ઇન પર ક્લિક કરો
યુરે ઇન
ક્લિક હેરે ટીઓ enter થે મેમ્બર પેજ તમે જોઈ શકો છો અહીં કોઈ એરર નથી
મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે
જો હું અહીં ક્લિક કરું આપણને વેલકમ
ફક્ત એજ મળ્યું છે
ચાલો જોઈએ શું થયું છે
પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે
આ યુઝરનેમ હોવું જોઈએ
હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી કરી રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે
તે કદાચિત ખોટું હોઈ શકે છે
હવે આ કાર્ય કરવું જોઈએ
આપણા ઇન્ડેક્સ પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ જેમ પહેલા કર્યું હતું
લોગીન ઠીક છે આ દર્શાવશે યુરે ઇન
ક્લિક હેરે ટીઓ enter થે મેમ્બર પેજ
અહીં ક્લિક કરો અને આ વેલકમ એલેક્સ
દર્શાવશે
હવે હું લોગીન પેજ પર પાછો જઈશ
ઘણા લોગો વિચારશે કે બધા ડેટા હવે ખોવાઈ ગયા છે
જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે મેમ્બર ડોટ ફ્ફ્પ છે અને એન્ટર દબાવું છું તે હજું પણ એલેક્સ દર્શાવે છે
અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરીથી ખોલું અને લોકલ હોસ્ટ ફ્ફ્પ એકેડમી પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર જાઉં છું જે લોગિન સેશન છે અને પાછો મેમ્બર પેજ પર આઉં છું તો હું હજુ પણ લોગ ઇન છું
ઠીક છે
તો યુઝર લોગ ઇન થયેલ છે
જો હું બ્રાઉઝર બંધ કરું તો હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે પાછું એન્ટર દબાવીશ
આ ખુબ જ લાભદાયક ફંક્શન છે જો તમે આ પ્રકારની લોગ ઇન કરી રહ્યા છો
ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા માટે આ કરે છે
પણ હવે હું લોગ આઉટ પેજ બનાવવા ઈચ્છું છું
લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને આને લોગઆઉટ ડોટ ફ્ફ્પ તરીકે સંગ્રહીત કરીશું
અને અહીં સેશન સમાપ્ત કરવાની જરૂર છે
સૌપ્રથમ સેશન સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે
તો અહીં હું સેશન સ્ટાર્ટ ટાઇપ કરીશ
આની ખાતરી કરી લઉં
ત્યારબાદ સેશન ડેસ્ટ્રોય લખવાની જરૂર છે
માફ કરજો સેસ્ટ્રોય નહી ડેસ્ટ્રોય
જો આપણે આ પેજને રન કરીશું તો આ સેશન સમાપ્ત કરશે
અહીં હું એક એરર મેસેજ ટાઈપ કરી શકું છું યુવે બીન લોગ્ડ આઉટ
ક્લિક હેરે ટીઓ રિટર્ન
હું આપણા ઇન્ડેક્સ ડોટ ફ્ફ્પ પેજ પર એક લીંક બનાવીશ
હવે હું આની ફરીથી ચકાસીશ
ઉદાહરણ તરીકે ચાલો કહીએ
એક બ્રેક મુકીએ
અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ
યુઝરને લોગઆઉટ ડોટ ફ્ફ્પ પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે
રીફ્રેશ કરીશું અને આ ફ્ફ્પ પેજમાંથી લોગ આઉટ થવા માટે એક લોગ આઉટ લીંક બનાવશે
આ પર ક્લિક કરો અને તમને યુવે બીન લોગ્ડ આઉટ
ક્લિક હેરે ટીઓ રિટર્ન
હું ધારું છું કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ
આપણા મેમ્બર પેજ ડોટ ફ્ફ્પ પર પાછા જવાનો પ્રયત્ન કરીએ
અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી
હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર યુઝર્સને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી
તેથી અહીં હું સેશન સ્ટાર્ટ લખીશ ત્યારબાદ હું લખીશ આઇએફ સેશન અને સેશન નામ જે યુઝરનેમ છે
આગળ હું વેલકમ લખી ડેટાને એકો કરીશ એલ્સે ડાઇ લખીશ
હું મારા પેજને કિલ કરવા ઈચ્છું છું
તો હું લખીશ યુ મસ્ટ બે લોગ્ડ ઇન
આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડ વાપરી બનાવેલ છે તો આપણે વેલકમ મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ કિલ કરી યુ મસ્ટ બે લોગ્ડ ઇન
લખીશું
તો ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે
સારાંશ માટે
યાદ રાખો મેં લોગીન કર્યું નથી
તો હું લોગીન કરું
હું લોગ ઇન છું
આ મેમ્બર પેજ છે
હું લોગ આઉટ કરીશ
હું અહીં પાછો આઉં છું
હવે જેવું કે આપણે મેમ્બર ડોટ ફ્ફ્પ બનાવ્યુ છે Enter દબાવો
આ યુ મસ્ટ બે લોગ્ડ ઇન
દર્શાવે છે
તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક ન કરીશ
હું પોતાને મેમ્બર ડોટ ફ્ફ્પ પર ફોરવર્ડ કરીશ
મેસેજ બની ગયો છે અને મને એક્સેસ માટે પરવાનગી અપાયી છે
આ આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે
જો આ પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે
iit બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું